Information માં Message માં આપને Receive તો થયો હશેને

જી મેડમ, અહિંયા આપની Complaint તો Show કરે છે, પણ તે હજી હમણાં પણ Process માં છે, આપની Complain હજી Resolve નથી થઈ મેડમ. અસુવિધા માટે આપની આપની ક્ષમા ચાહું છું. જી, આપની આ Complain હું આગળ Forward કરું છું. જેના Regarding આપને Issue છે Problem થયો છે એ Resolve થઈ જશે મેડમ. હવે આપ Line પર રહો આપની Complain આગળ ફોર

જી મેડમ. મેડમ આપને Internet ના ચાલતું હોય, તો તેના માટે Setting હોય છે. પણ જયારે આપનું Internet પણ Calling માં પણ Issue, Range જ નથી હોતી, તો તેના માટે

ધારો કે, મેડમ તમે જે Internet વાપરો છો, આપને Internet issue આવે છે. ઘડીકમાં Range મળે PerfectRange મળી રહે તેના માટે આપનું જે Setting Mobile જે Data Setting છે તે Manual Setting બરાબર હોવું જોઈએ. તો Manual Setting માં તમે જે Three G Two G શું Select કર્યું છે? જાણી શક તો તમે Three G Select કરો છો ત્યાં અગાડી. ઓકે! ઇડ નઈ Sorry Auto માં Select કરો એટલે આપણે Two G અને Three G બંને Speed મળે. ઠીક છે મેડમ. ત્યાર પછી પણે Setting માં જઈને Data Roaming માં જઈને Data Roaming

જી, તો ત્યાં APN નું Setting હશે, APN માં આપને Click કરશો, તો ત્યાં આપને Total ચૌદ Setting હોય છે. બહાર, તો ત્યાં અગાડી આપણે માત્ર ચાર Main Setting છે એ જ કરવાનું રહેશે. જે Access Point Small Letter માં ત્યાર પછી જે Port છે, એ Port માં બી આપને Capital B Blank Select કરવાનો રહેશે

અને Proxy માં બી આપને Blank સિલેક્

Model Number Type કરવાનો છે Capital Letter માં જ. અને Five Eight Double Three Five પર Send કર દેવાનો છે. આપના Mobile નું Model Model નું નામ Capital Letter માં ટાઇપ કરો Space Model Number અઠાવન ત્રણસો પંચાવન પર મેડમ તમે Message કરો તો અમુક સમય પછી આપને Message નો અમ આપને તરત Replay આવશે. જી, આપને On Call પર છો ને તો On Call પર નઈ, આપને Call Disconnect પછી

ત્યારપછી આપને Manual Setting છે એને Install કરો અને Mobile ને Restart અમ મેડમ, અમે અહીંયાથી ના કરી શકીયે.

Confiormation માટે ત્યાં આધાર કાર્ડની Xerox હોવી જરૂરી છે હા મેડમ, તેનો Charges છે પચાસ રૂપિયા Charge રહેશે. અને ચોવીસ થી અડતાલીસ કલાકની Working માં ચાલુ Mobile Network માં જઈને ત્યાં આપને Three G Select કર્યું છે, ત્યાં Four G Ilty Mo Ilty માં Select કરી દેવામાં કે કરવાનું રહેશે.

ત્રણથી ચાર GB, મેડમ, ત્રણ GB માટે આપને નવસો સતાણુનો જે પ્લાન છે, તેમાં આપને ત્રણ GB મળશે, છ મહિના માટે, એકસો એંસી દિવસની Validity રહેશે, Unlimited Calling છે.

થી Recharge કરી શકો છો અને આપનું જીલ્લા કયું છે? મેડમ, ચન્દ્રપુરમા Four G Available નથી. Other State માં તમે જાઓ સતારા છે, નાસિક છે, ઔરંગાબાદ છે, અહેમદનગર છે, ત્યાં Four G Available છે. જી મેડમ. મેડમ, તમને ઓછી Speed મળતી હોય, તો તમને જે મેં APN નું Setting બતાવ્યું એ APN નું Setting કરી શકો છો.

મેડમ આપને Validity વધારે જોઈએ છે અને અને Calling બી Unlimited જોઈએ છે, એવું Plan

જેમાં આપને પાંચસો MB Data Per Day મળેશે. After

એમાં આપને પંચોતેર દિવસ માટે Unlimited Voice Calling છે, જે Local STD any Network છે અને દસ GB data છે, ત્રણસો SMS Pack છે, પંચોતેર દિવસ જેમાં આપને Data ઓછો Use કરો છો, તો આપને

Calling માટે જોઈએ છે, તો Calling માં આપને અમ નવાણુંનું Recharge છે. નવાણુંમાં આપને નવાણુંમાં આપને બાવીસ દિવસ માટે Unlimited Voice Calling છે, જે લોકલ STDAny Network છે.

ના રાજવી શું કરે? અરે તને ઓલો યાદ છે આપણો પ્રવાસ? હાં. એજ તેને, કેટલી માજા કઈરી તી આપડે એ પ્રવાસમાં તો. ઈજ છે ને કેટલી મોડી આયવી તી. હાં, છેલ્લે બેઠા એમાં આપડી તો માજા બધુ આયવી તી એમાં. તો હું ઉપર ભટકાઈ ભટકાઈ ને આવીને એમાં કમર તો હાવ લેવાઈ ગઇતી. હાં. ઈજ તે ને, બવ મજા આયવી તી કેવા disco કરતા તા full DJ ચાલુ કરી દીધું તુ બસમાં આપણે. હાં. full DJ એમાંય બધા sir ને આપણે બધા કેવા disco કરીએ એમ જાણે આમ ગાંડા થઇ ગયા હોય, પી પી ને આયવા હોય, બધા એની જેમ. હાં, ન્યાં ય એક કલાક કાયઢી. પણ ન્યાં ય મજા આવી કે આપડા બધા હોઈએ એટલે કાંઈ ખામી રહેવા દઈએ એમાં. તો હું, હાવ ગાંડા જેવા જ હતા પણ બધાય ન્યાંય તે, બધા ગાંડા જ બની ગ્યા તા. હાં, ઈજ છે ને. કેમ બધા ખબર ને નાચતા? જાણે આમ પી પી ને આયવા હોય ડાકલા કેવા ધૂણે બધા. હાવ ઈજ છે ને. લગન કરે ને પછી ઘડીક થાય તો આમ ને તેમ, ને આમ disco કરે ને, ફેરા ફરેને એવું હાં, ઈજ છે ને અચાનક હોળી આવી જાય એમાં વચ્ચે તો. હાં, અરે ઈ તો કેમ કેમ કાયઢૂ છે મોઢા ઉપર થી બાપ રે! તો હું, હાવ મોઢું બગાડી દીધું તું ત્યારે તો. હાં, ઈજ છે ને, કેટલી આમ તો મજા કેટલી આયવી તી. આપણને કેવા હાવ કાળા-કાળા કરી દીધા ને, એમાં પાછા ઈ લોકો કેવા કાળા-કાળા ફોટા પાડે.

હાં. ઈ મંદિર તો ઠીક પછી આપડે ખબર ઓલા આપડે માંડવી બીચે ગ્યા તા, ન્યાં કેટલી મજા આવી ગઈ તી. હાં, ઈજ છે ને. માંડવી બીચ જોરદાર નો હતો. હાં sunset point, એમાં ફોટા કેટલા જોરદાર જોરદાર આવતા તા મસ્ત-મસ્ત. હાં, ઊંટ ઉપર બેઠા અને ઈ ફોટા પાયડા અને હાં, ઈજ છે ને, એમાં તો આખા આપડે આમ પલળી ગ્યાતા જે નાયા ના નાઈ જ લીધા હોય આખા એની જેમ. અરે મેં તો shrug પહેરી તી ખબર ને ત્યારે આખી પાછળથી ભીની. હાં, ફોટા પાડવાનું location જ જોવાનું હોય આપડે તો. હાં, ઈજ છે ને. જોરદાર મજા આયવી તી. હાં ઈજ છે ને. ઈ બધા વળી એકલા એકલા વાયા ગ્યા, ફોટા પાડવા ને મજા કરવા, આપડે અહીયાં પણ આપડે આપડી રીતે મોજ કઈરીતી ને. હાં, ઈ બે sir બિચારા બા ના હું કે બાકી હતા એટલે. હાં. આપડે આપડી રીતે પણ મજા કયરીતી ને ત્યારે તો. હાં, અરે ત્યારે તો બહું મજા આયવી તી. કેટલા બધાએ પીધા કાંઈ રીત જ ની. હાં, ઈજ છે ને. એમાં તો મજા આયવી તી. કેટલા એક બધા બબ્બે-ત્રણ ત્રણ પી જાતા તા. ઓલો બિચારો આપણને હાથ જોડી ગ્યો, કે હવે તમે જાઓ, હવે બસ કરો. હાં, અંજાર તો બહું મસ્ત જેસલ-તોરલ ની સમાધિ છે ને આમ મજા આવી ગઇતી ન્યાં. હાં, ઈ લોકોને ન્યાં ઈ side નું અંજાર નું તો છે ને આમ તલવાર ને એવું બધું મળે ને ઈ બહું famous અને પાછું ઈ real it એવું હોય એટલે વાંધો નો આવે. બહું મસ્ત મળે બધું. હાં, ન્યાં થી એક ચાકુ લીધું તું ને, બધા એ તો તલવાર ને એવું બધું લીધું તું ન્યાં. હાં, આપડે તે બીજું આપડે તો કટાર નહોતી લીધી, પણ આપડે બીજું બધું લાગ લીધું તું બધું. નમસ્તે હું મકવાણા હેતલ પ્રાર્થના દ્રારા આપણે સગુણ પરમાત્મા નું આહવાન કરી શકીયે. ધ્યાન ના પ્રદેશ માં સૌનો સહર. કરણ પ્રદેશ નથી થતો જેટલો પ્રાથના ના કાગળ માં પણ કરન તત્વો પ્રતિ આસ્થા હોય તો પ્રાથના ઉત્તમ માધ્યમ સાબિત થાય છે ઈશ્વર ની સાથે. પદમ જોડા માં અંતે તો પ્રાર્થના છે શ્રદ્ધા અને પ્રદેશ ત્યાં દર કનુ કશુજ નહિ ચાલે કારણ તત્વો પણ શ્રદ્ધા હોય છે તેને મળવા.

ઉસવા થકી સવાંદ કરિયું છે તેમને આત્મ નિવેદન કરિયું છે દિલ ખોલી ને આપણું બધી જ મરિયાદ ઓ મૂકી દઈએ છીએ ઈશ્વર ની સાથે. સબંધ સાબિત કરવાનું તે ઉત્તમ માધ્યમ છે પ્રાર્થના ત્રીજા કાંડ નથી અને નથી તે ઈશ્વર સાથે ની ઓબા બાજી પ્રાર્થના બુદ્ધિ નો. કર્ક નો વિષય નથી તંત્ર થી યોગ સાથે તેને લેવા દેવા નથી ઈશ્વર પ્રત્યે ની હૃદય પ્રાર્થના ના રૂપ માં સમૃદ્ધ થાય છે પ્રાર્થના એ. એવી ચિપ્સ છે જે મનુષ્યો ને હર ભૂમિકા ઉપયોગી થાઈ છે તે જ્યાં છે ત્યાંથી તેને આગળ લઇ જવાનો સામર્થ તેમાં પડેલું છે પાપી ને પણ.

આપણા સંબંન જોડ્ય જાય છે અને બિન માટે આપણી બેટરી ચાર્જ થઇ જાય છે દિવસ ના અંતે પણ ઈશ્વર ને યાદ કરી પોઢિ જઇયે છીએ. જેથી નિવૃત્તિ ની નિસ્કન્દ માં વિશ્વ મખરુંત થાય આમ ધીમા રંગ ને અને દીવાલ થી પ્રાર્થના નું મહત્વ સીધા માં અંકિત થાય જાય. પ્રકૃતિ નિવૃત્તિ નું સબંધ વય થી જીવન થયું છે પાર્થના નું પરિણામ તુક્ષમ આવ્યું છે તેથી જીવન માં જાણે અજાણે. પ્રાર્થનાનું ઉત્તપ્ર્ક્ષ પણ થતી હોય છે અને તેથી મનુષ્યો જીવન માં અતરંગ અનુભવો થી વનજીત રહી જાય છે ઈશ્વર નિષ્ઠ વ્યકિતઓને પ્રાર્થના ની ભૂખ લાગે છે. અને તે તીવ્ર ચાર થી પ્રાર્થના ના ચમની પ્રતીક્ષા કરે છે પ્રાર્થના માં જતા પહેલા ચિતં થવું જરુરી છે ચંપલ જોડા બાર મૂકી ને મંદિર માં પ્રવેસ કરે. તે જ રીતે આપણા પ્રુવ ગ્રહો ને દૂર નથી કરતા તે નિષ્ક્રિય આપણી પ્રાર્થના કબૂલ નહિ કરે પ્રાર્થનાના સ્થાન . મન માં થાય છે તેમાંથી નિશ્ચિતા અનુભવાય છે. નીવૃતા ચંચળાય છે. પદ વિચાર ના ચાચી ઓ હિમતીંન સ્થાનો માં વહેંચાય છે. તેમનું કણ પ્રાર્થના નું એક નિશ્ચિત તે પહેલી દાન પોતાના માં મહત્વ છે એમ કહી સામે પ્રાર્થના થી દુનિયા દિ માં હોય છે. વ્યક્તિગત પ્રાર્થના. વ્યક્તિ વ્યક્તિ ઈશ્વર વિસ્થા પિત્ રીતે આમ જ પ્રાર્થના નિશ્ચિત થાય છે પ્રાર્થના તો ઈશ્વર પ્રતેય નું સંવાદ છે ભાષા વિષે કે સાંપ્ર ડાઈ વિષે જાણતી. તેમાં ડેટા દાખલ કરવો ખોટી વાત છે જ્યાં સુધી એકઠો થયો તો મેન પ્રાથના નું માધ્યમ બની શકે છે. પ્રાર્થના માં કોઈ ભૌતિક ગુણધર્મ ન હોય પ્રાર્થના કા તો પરમ ભગવાની ની અથવા તો તેના ઉપકરણ માટે. તેની કરતા મન ચિત્ત માં ઉપરથા તા હોય ક્યાંક તેના એક માત્ર વસ્તુ નો એવો અહેસાસ હોય આપણી આગે એવી વાત ના ન હોય

ની સુધી સાધના પ્રાર્થના નિરંતર આધ્યાન પૂર્વક થાય તે મન નો મેલ મન નો ખસારોં થઈ છે અને તેથી જીવતર માં હળવાશ અને શાંતિ આવે છે.

અવ્યવસ્થા વેગના અને લખી એક તાજગી ખુટતી ખુમારીયોં ઓ એ પ્રકૃતિ થાય છે જાગૃતિ પૂર્વક ની પ્રાર્થના એટલીજ રહે છે. અને પ્રાર્થના માં થાય છે આપણી સાત સાથે ની મુલાકાત રાત આપણે આપણે ભાગ્યેજ રહીયે છીએ પરંતુ જાત થી એકાંકી ભાગ્યે છે વિક્રાંત મળે તો આપણે અને સમૃદ્ધિ થી ભરી દિયે છીએ એકાંત માં સબરાતા જાત સાથે ગોથડી નું હલાવી લેવાય છે જે પ્રાર્થના દ્વારા મળે. જો આપણે સાચે જ આ મુલાકાત સાબિતી પ્રવક થાય તો જીવન સૂધી થાય અને મન . જીવન ની પીડા યોજવાનું કારણ છે સર્વત્ર વચ્ચે રહેલો પરમ તત્વો આપનો સબંધ જે લોકો . સર્વં વ્યાપ્ત આપણે વિસરી ગયા છીએ તેની સાથે ની જીવન માં કપાઈ ગઈ છે અને આપણા કારીકર પ્રાર્થના આ સબંધ. જોડીયાત છે પ્રાર્થના માં એક શબ્દ રહેલો છે આ શબ્દ આપણ ને ખુમારી અને વિશ્વાસ આપે છે એ શક્તિ પ્રદેશ માં. પ્રસન્નતા માં આ લોક ની આપણે લઈ જાય છે સમગ્ર આપણે એક્લી બની ને બની જઇયે છીએ જાણે વૈસ્વિક ગાંઠ મૂલા માં આપણે પણ જોડાય ગયા છીએ. આ એક અછત અનુભવ છે આમ આપણે થી કેવળ જો બેહીન રહે તેમના કહેવા છતાં હિદાય બને તે બનિયો છે. આપણે જયારે સ્ત્રવ ઉત્સવ માં હોવાછતાં ચારણ સાથે જે લોક સર્વત્ર છે તેની સાથે આપણે એકાકાર બનીયે છીએ એટલેજ. પ્રાર્થના માં જે તે વિસ્તારીયો અને ઉભો થયા છે પ્રાર્થના એટલે શંકા જાગૃતા સહજતા ક્ષમતા એટલેજ પ્રસન્તા. આપમી ખોજ જીવ પ્રસન્તા ની છે આવી પ્રશાંતતા શાંતિ અને જાગ્રતિ પૂર્વક ની કહી શકાય છે આવી પ્રાર્થના પ્રેમ ચિતં ની સાથે. એ લોકો આપણે જોડી આપે છે ને પછી બીજા બધાં અને જાણે આપણે નિરંતર સુખ માં લખીયે છીએ આપણે તો શ્રદ્ધા છે.

એટલે આપણી સાથે નું એક મુલાકાત જીવન ની પીડા ને રોબા નું કારણ છે પરંતુ વિચેદ થયો છે. પ્રાર્થના આપણી પાસે સબંધ જોડી આપે છે પ્રથા એક સુધી ની સાધના અને આમાંથી હળવાશ અને શાંતિ આવે છે આભાર.

અરે ના હું સોચુ કે તમે યાદ નથી કરતા આટલો સમય થાય ગયો છે કોલ ભી નથી કરતા તો ભૂલી ગયા હશો? હમ હજી સુ કરતા હતા. મારુ તો ઇજ ભડાઇ હાલે છે

મારુ તો થય ગયું જમવાનું, મજાની ખીચડી બની હતી. મૂકી દૈસ whatsapp મુકી દૈસ. હમ તામે બતોવ તમે અવી જવા લેવા સારુ હુ આવી જૈસ.

હમ ભધાય અપના અપના કામમાં બિજીછે. હાં હાજી આ કોરોના મા તો બધુ ઓનલાઇન હાલી રહિયો છે. હાં એ ઓનલાઈન ડીલવરી કરીંને કેસ ઓન ડી જે ભી તમને ખરીદવુંછે ઓનલાઇન મળી જાય બધું કાય.

ઑફલાઇન ને તો ભૂલી ગયા છે આ બધાય. હમ સાચું કહ્યું. હાજી સંભારવો અને બાધા કેમ છે ઠીક છેને? હાજી

આહ નવું તો બધું કાય, બધું નવુ જ આજ કલ તો બધું કાય Offline થી Online થાય છે Online થી આ એવુ. ત્રણ સાલ પેલા આ બાજ નું સનયુ નથી કોઈ ને હમણાં જોવો.

લાય આવીને તે ઘર ના બાર આવે તો એ પણ થાય જાય ગ્રાહક ને પર એ લોકો ને એ નથી ખબર કી extra ચાર્જ કરે. હમ બધુ કાઈ online જ છે આજકલ તો, દુનિયા જે એવું સમય એવું સમય આવસે જેમ કે બધાય ફોન પર હાલસે ફોન માં જે બધું કાય કરસે.

ઈજ વરુ જે આ આપડે ભઈ જોયાતા Online માં. સુ ખબર ઈ કેતાતા કી લોકડાઉન લાગી ગયું છે જબલપુર માં તો એવું છે લઇ આવે પાછા અહીં.

એ એમ છે ઘર. ઈ એમ આઈ માં લીધુતું ને એને જેમ કે મહિના માં થોડુંક amount કરી કરી ને પૂરું Payment કરી દેવું છે, એવું સોચ્યું તું પાર હમણાં કય આવયું નથી. હમ પેલું ચાલીસ હાજર નું લીધું તું, અને બે હાજર એને ઓફ કર્યું તું, એચ ડી એફ સી બેેંક છે ને તો એનું બે હાજર કેસ છે. યસ ડુ યુ કર્નોવ હોઉ ટુ? નુ હતું એચ પી નુ એ High five લેપટોપ ઈ હતું હાજી. હમ ઓનલાઇન ના ડિલે બોવ હાલે, ઓફલાઈન લેવું ને તો હમણાં જ લઇ આવતે તુરંત.

એ એક દિન માં એવી જાય છે જેમ કે આ ટેસ્લા કૅમ્પની છે ને ઇલેક્ટ્રિક કાર બનાવે છે એની કાર તમે મંગાવશોને તો એકજ દિન માં એવી જાય અને દાસ દિન બાદ તમે. એને વાપસ ભી કરીસકુ છું, ને દસ દિન માં વાપસ કરીને પૈસા ભી વાપસ બેંક account માં આવી જાય એમ ફાસ્ટ હાલે. હમ હાજી તામે સંભ્રવો

એઇ આપડે છે ને ગ્રોસરી માટે બન્યું છે ઈ નવું એપ આવ્યું છે હાજી એક, સુ નામ છે એનું?

ઈ એનાજ Product તમરા ઘર મા લાવી ને દેસે ઇ પ્લે સ્ટોર મા તમે જાજો અને સરચ કરજો બીજનેસ વોટ્સપ જે પેલા નંબર માં આવે ઈ ઇંસ્ટોલ કરીને સાઇન ઇન કરી લેજો અને જે તમારા ઓળખેલ દુકાન દર છે ન એના બીજનેસ નુ વોટ્સપ નંબર લાઈલેજોઅને સેેંડ મેસેજ કરજો તો ઈ જોઈને તમે જે ભી Messege send કર્યું છે એ તમને ઓરખશે અને. અને આ તમારા બાયણાંમાં પહોંચવી દેશે હમ અગર ઈ તમારું અ બોવ આંખ નું ક્યાં બોલતેહે બોવ પુરાનું ઈ તમને બોવ હાં એ તમારાથી delivery change ભી નથી લેવાનો લેશે

હાજી સંભળાવો હમ હાજી સંભળાવો તમે સુ સુ મંગાવતાં હતાં Online delivery થી. હમ ઈ લોકો refund આપે ભી ના તો એમ થાય જાય કી કી ઈ લોકો જ નથી કરતા આમ સેફ્ટિ થઈ જાય આપડે પેલું હમ સારું છે આ ઓંનલાઇન માં તો ઓનલાઇન હારી છે એ હા ઈ સારું છે. હજી આ નાવાનાં વાળ ધરાસાય બને છે રિના ટેન્ગી મામા થઇ કેમન મેં ને દી ગ્રાહકો ને પ્યોર એકદમ હેન્ડ્રેડ પર્સેન્ટ નેચરલ નો કેમિકલ એમ હા ઈ લોકો એમ કહે કી ઈ અમ આ મોટા મોટા સેલિબ્રિટી અને યુટ્યુબર થી ના પ્રોમોશન કરાવે એની વેબ સાઇટ ની ઈ બવ ફાસ્ટ ગરોથિન્ગ હમ ઈ ભી છે અને આ ઓનલાઇન ડિલકરી મેં બહુ કામણયા છે આ કોરોના માં બવ કામણયા છે. આ લોકો

હમ હાચી તમે શું કરતા હતા? હમ તમને ક કપડાં મંગાવ્યા હતા ને આ મહિન્દ્રા થી એ આવી ગ્યાં? હમ અને આ ડિલવરી વાળાવ ને ટીપ દઈ દો ને એટલે બિચારાવ આમ ખુશ થઇ જાય. હમ બવ સારું કરો છો. હજી હજી સમજાવ. તમારા ઘર માં બધા કેમ છે? સુખી છેને?